તેમાં એક ભઈએ વ્હાઈટ કલર નો શર્ટ પેહર્યો છે એક ભઈએ બ્લેક કલર નો શર્ટ પહેર્યો છે એક ભઈએ બ્લુ કલર નો ઝભ્ભો પહેરેલો છે ને એક બેને લીલા કલર ની ને--

આ એક ગાર્ડન એરિયા છે ગાર્ડન એરિયા ની અંદર અહ ચાલવા માટેની જગ્યા છે તેમા બે ત્રણ ઝાડ છે.

આ એક નોવેલ્ટી ની દુકાન છે તેની અંદર અન્ડરગાર્મેન્ટ્સ પરફ્યુમ કોમ્પેક્ટ પીનો --

સમોસા એવુ મલે છે તેની આગળ એક કુલર છે કુલર ની આગળ એક બ્લુ કલર નું બાસ્કેટ છે તેને ફરતે એક વાડ કરેલી છે.

આ ચિત્રમાં ડેકોરેશન કરેલુ છે મ-મેરેજ નુ તેમા રેડ એન્ડ વ્હાઇટ કલર ના પડદા મરેલા છે.

આ એક હોટલ નું ચિત્ર છે તેની અંદર ત્રણ ચાર ખુરસી પડેલી છે યેલો કલર ના લેમ્પ લગાવેલા છે ઉપર રેડ કલર ની--

આ ચિત્રમાં ટૉરેંટ પાવર ની એક ઓફિસ છે તેમાં વાઈટ કલર નું બોર્ડ છે યેલ્લો કલર ના પટ્ટા છે.

આ ચિત્રમાં પેટ્રોલ પંપ બતાવેલો છે તેમાં બ્લુ અને વાઈટ કલર નું બોર્ડ છે એ--

લોન લગાવેલી છે તેની ઉપર છત છે એ ગુલાબી કલર ની છે.

તેમા રિપેરિંગ કરી રહ્યા હોઈ એક ભઈ બેઠા છે તેમણે વ્હાઈટ કલર --

તેને ઉપર પીડા કલર નુ મંડપ બાંધેલો છે ગ્રીન કલર નો પણ બાંધેલો છે એની આગળ એક બાઇક બે બાઇક ઉભા છે.

આ ચિત્રની અંદર ગાર્ડન એરિયા છે તેમાં ઝાડ નીચે ચાર ભઈ બેઠેલા છે આ બાજુ એક ભઈ છે તે ફોટો પાડી રહ્યો છે તેણે--

ઉપર ત્રણ દુકાનો છે બ્લુ કલર નું તેનો બોર્ડ છે ભઈ એ--

તેમાં બ્લોક નાખેલા છે ગ્રે કલર ના અને એસ કલર ના.

આ ચિત્રમાં એક શેડ કરેલો છે દૂર એક બે મકાન છે.

સ્ટેશન છે સ્ટેશન ઉપર બેન કચરા પોતા કરી રહ્યા છે તેમને સ્કાય બ્લુ કલર ની સાડી પહેરી છે.

આજુ બાજુ ત્રણ થાંભલા ચાર થાંભલા છે તેમા રેડ કલર ની ઇંટોનુ.